આ ચિત્રમાં આપડે આપણને એક માટ જોવા જોઈ શકીએ છે.

જેના ઉ જ અને અહીંયા એક અજુ સ્ક્વેર કરીને એરો પણ છે જ્યાં લખેલું છે કે અહીંયા તમને ડાયપર ને બધું અન્ય પ્રકારની વસ્તુઓ મળી જસે.

અને એક ઘર જોવા મળે છે ને સ્કુટી ને બધું જોઈ શકો છો તમે.

આ દ્રશ્યમાં તમે જોઈલો તો આ મને લાગે એક ગવરમેન્ટ પોલીટેકનિક કોલેજ છે જેકે નસીસમા નાશિકમાં આવેલી અસે.

હમણાં જ લાગે ઘાસ સાફ કયરુ છે એટલે એકદમ સાફ સુથરુ લાગતું છે ઘાસ અને તમે આ દૃશ્યમાં જોઈ શકો છો કાચ છે આ દૃશ્યમાં આ દૃશ્યમાં બાલ્કની છે.

આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો આ મને લાગે કોઈ કેટરર્સે ફોટો મૂયકો છે આ જમણવારનું છે.

એ લગનનું હશે એ તમે જોઈ શકો છો પ્લેટ બધી હારી રીતે મૂકેલી છે પ્લેટ ને શું જમવા માટે હશે એ બધું મૂકેલું છે.

આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો તો આ એક મન લાગે સેન્ડવીચ શોપ છે જે કે બહુ મોર્ડન સેન્ડવીચ શોપ જોવા મળે છે તમને આ.

બિલ્ડીંગ નીચે તમે જુઓ તો એક સર્જી કેર કરીને એક હોર્સ હોસ્પિટલ પણ જોવા મળે છે.

આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો આ એક પ્રકારનું કેફે છે અને એને સજાવટ કરેલું છે લાગે ઓપનીંગ નું કેફે છે.

આ ચિત્રમાં તમે જોઈ શકો છો એક રિસેપ્શન છે મન લાગે એક હોટલ છે પ્રીમિયમ તરહની એક હોટલ છે.

અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણને કમોડ જોવા મળે છે.

જે આખુ કાચનું શોરૂમ છે અહીંયા બહાર બેનર લગાવેલું છે ગેમ ફોર એનીથિંગ કરીને.